કોઈ વ્યક્તિના લગ્ન પ્રસંગનું આમંત્રણ હોય તેવું લાગી રહ્યું છે તેમાં.

સવારી કરવા માટે આવેલા છે તેમા ઘણા બધા મુસારીઓફરીઓ બાકડા ઉપર સૂતા છે તેમની પાસે ઘણા બધા બેગ લઈને પણ આવેલા છે.

આ કોઈ બગીચાનું ચિત્ર હોય તેવું લાગી રહ્યું છે તેમાં ઘણા બધા--

ફાસ્ટકનુ ચિત્ર હોય તેવુ લાગી રહ્યુ છે તેમા એક રેલ્વે આવતી હોય તેવુ દેખાય છે તેમા--

આ કોઈ બુલેટ ટ્રેન નું ચિત્ર હોય તેવું લાગી રહ્યું છે તેમાં એક બુલેટ ટ્રેન આવતી હોય તેવું લાગે છે તે બુલેટ ટ્રેન નું નામ વંદે ભારત રાખેલ છે.

તે કોઈ સ્ટેશને થી આવતી હોય તેવુ લાગે છે તેમા ગાંધીનગર--

વસ્તુઓ લેવા માટે ઊભા છે તેમાં કોઈ કાઉન્ટર એ--

તેમા બગીચોનુ પણ બનાવેલા છે તેમા એક ટાવર પણ દેખાય રહ્યો છે તેમા ઝાડવાઓ પણ દેખાય છે.

આ કોઈ કિલ્લાનું ચિત્ર હોય તેવુ લાગી રહ્યુ છે તે કિલ્લામાં--

તેમા એક પંખો રાખેલો છે ટેબલ ઉપર એક પેન પડેલી છે તેમા ફુલડાઓનુ ઝુમ્મર ટીંગાડા હોઇ તેવુ લાગી રહ્યુ છે તેમા લાલ પીડા ગુલાબી--

ટેશન હોય તેવું લાગે છે તેમાં તરબૂચો રાખેલા છે તેમાં એક વ્યક્તિ તરબૂચ લેવા આયો હોય તેવું દેખાય રહ્યું છે.

આ કોઈ હોસ્ટેલ નું ચિત્ર હોય તેવું લાગે છે તે હોસ્ટેલ ની બાજુમાં ઘણા બધા ઝાડવાઓનું વાવેતર કરેલું હોય તેવું લાગે છે.

તેમાં એક દુકાન આવેલી છે તેની દુકાનની બાહાર કોઈ બાંકડાઓ રાખેલા છે તે પથ્થરના બનાઇલા છે તેમાં--

આ એક પેટ્રોલ પંપ નુ ચિત્ર હોય તેવુ લાગી રહ્યુ છે તેમા એક ગાડી પેટ્રોલ પુરા--

આ કોઈ પાર્કિંગ નું ચિત્ર હોય તેવું લાગી રહ્યું છે તેમાં ઘણા બધા બાઈકો પાર્કિંગ કરેલા હોય તેવું દેખાય--

આ કોઈ રેસ્ટોરન્ટ નું ચિત્ર હોય તેવું લાગી રહ્યું છે તેમાં ઘણા બધા ખાટલાઓ રાખેલા છે તેના ઉપર પાટિયાઓ રાખેલા છે તે પાટીયા ઉપર બેસીને--